નામાંકીય સંસ્થાઓ છે કે જે જુદા જુદા શિક્ષણને લગતા courses ચલાવી રહ્યાં છે classes ચલાવી રહ્યાં છે રાત્રી શિક્ષણ ચલાવી રહ્યાં છે અ જે વૃદ્ધ લોકો છે. જેમને શિક્ષણ નથી અથવા તો જે એવાં લોકો કે જે ફૂટપાથ પર ધંધો કરે છે શાકભાજી વેચાણ કરે છે એવાં વર્ગના લોકો જે શિક્ષણથી બિલકુલ વંચિત રહી ગયાં છે એવાં લોકોને આ સંસ્થાનો, ભણાવે છે રાત્રી શિક્ષણ અ અ course ઓ ચલાવે છે તો એનાં થકી આજે કયાંક ને કયાંક ભારત આપડો દેશ પણ વિકાસની તરફ આગળ વધી રહ્યું છે.

રહેલા લોકો છે ઘણાં સમાજ એવાં છે ઘણીક સામાજિક પ્રથા એવી છે કે જ્યાં છોકરીઓને એક હદ સુધી ભણાવતાં હોય છે બવ સમાજ એવાં છે આપડા દેશમાં વાત કરીએ તો મિત્રો, કે જે પાંચમું કે સાતમું કે બવથી બવ દસમાં ધોરણ સુધી છોકરીઓને ભણાવી શકતા હોય છે પછી ખોટી સમાજની રીતી -રીવાજો હોય કે પછી કોઈની ચડામણી હોય કે કોઈક, એવી હકીકત હોય કે જે સત્ય નાં હોય એવાં વાતે લાગીને પણ વાલીઓ છોકરીઓને નથી મુક્લતા એ school કે college માં તો એનાં કારણે પણ આજે,

ઘણી બધી સંસ્થાનો દ્વારા, સમાજસેવકો દ્વારા, સરકાર શ્રી દ્વારા કે અમુક કોઈ બહારના donation આપનારા જે લોકો છે અ તેઓ દ્વારા આવી ઘણી બધી પહેલ કરવામાં આવે છે. અને શિક્ષા માટે પગલાં ભરવામાં આવે છે અને યુવાધનને પણ સખ્ત કહેવામાં આવે છે કે શિક્ષણ જ તમારો ઉદ્ધાર છે વગર શિક્ષણએ કઈ મેળવી શકશો નહીં તે માટે આ,

પહેલ કરી છે વર્ષ બે હજાર ચૌદમાં બેટી પઢાઓ બેટી બચાઓ આવો અભ્યાન પણ આપડા ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું છે કારણ કે આપડે જોઈએ છે તો બેટીઓને એટલે કે ભારત જેવા વિકસિત દેશમાં, છોકરીઓને દશા જે અત્યારે થઇ રહી છે એમની સાથે જે અત્યાચારો થઇ રહ્યાં છે એમને સાથેની જે વર્તન અત્યારે જે થઇ રહ્યું છે એમ એકમાત્ર એક જ કારણ છે કે એમની પાછળ શિક્ષાનો અભાવ જો એ પૂરી તરહ શિક્ષિત હોત, અને એમની પાછળ શિક્ષણ જેવું મોટું ઘરેણું હોત તો આજે એ પોતાનાં હક અધિકારો માટે જાતે લડી શકત કે કોઈ બી રીતે સરકાર પાસેથી પણ એમનું હક અધિકાર મેળવી શકીને પોતાની પર જે થઇ રહ્યું છે અત્યાચાર એની સામે પોતે લડત. મૂકી શકત પણ ક્યાંય ને ક્યાય દુર્ભાગ્યવશ આવું થઇ રહ્યું છે કે છોકરીઓ પાસે શિક્ષાની કમી એમાં માં -બાપ ની સોચ વગેરે બધું આમાં અ matter કરે છે. તો આવી સંસ્થાનો અને સામાજિક કાર્યકારો મળીને અ મહિલાસશક્તિકરણ ને વધુ મજબુત બનાવા માટે ઘણાં અનેકો કાર્યો કરે છે અને એનાં થકી ક્યાય ને ક્યાય રોજગાર અને શિક્ષણ માટે પ્રેરિત કરીને, આગળ લાવાનો પ્રયાસ કરે છે અમુક એવા question છે જેના જવાબ તમારા સુધી નથી પહોંચ્યા એ આજના lecture ની અંદર પહોંચી જશે કારણકે આજના lecture ની અંદર તમને જે આગળ મેં બધી વસ્તુઓ ચલાવી હતી પાચનતંત્રની

એ કઈ રીતના આપણા શરીરની અંદર ઉદભવે છે એની અંદર પછી મેં રુધિર રસની પણ વાત કરી હતી કે ભાઈ રુધિર રસ હોય છે એની અંદર શું હોય છે અને રુધિર રસમાં પાણી ક્યાંથી આવે છે એ બધી વસ્તુ પણ આપણે discussion કરી ગયા છીએ

હું જીવ વિજ્ઞાન ચલાવું છું પણ અમુક એવી વસ્તુઓ છે જે તમારે real માં સમજવી જરૂરી છે અહિયાં જીવ વિજ્ઞાનમાં આપણે આપણા શરીરની વાતો કરીએ છીએ આપણા શરીરને ભણીએ છીએ

Theory ખાલી વાંચી ને તમે exam પાસ કરી લો એ કોઈ મહત્વ નથી મારી એ રીત પણ નથી કે એવી રીતના હું ભણાવું તમને properly આપણા શરીર માં શું થઈ રહ્યું છે કયો અંગ શું કામ કરે છે કઈ રીતના આખી પદ્ધતિ છે એ જાણવી જરૂરી છે તો એમ આખું આઈ લેવલ બાર સુધી નથી ચલાવવાનો આખું બંધારણ નથી ચલાવવાનો પણ એનું કાર્ય છે એ properly તમને ખબર હોવી જોઈએ જેથી ભવિષ્યમાં આ વસ્તુ તમે ક્યારે પણ ભૂલી ના શકો હવે તો digital board નો જમાનો આવી ગયો છે તો digitally હું તમને ઘણી બધી આકૃતિમાં બધી વસ્તુઓ સમજાવી શકુ છું તો મારી આ series જોયા પછી તમારા mind ની અંદર સો ટકા કોઈપણ question રહેવાનો નથી okay

વસ્તુઓ તમે part one ની અંદર તમને મળી જશે તો રુધિર તમે પહેલા જે રુધિરનું જે lecture છે આ part one છે એટલે જે lecture નંબર ચાર છે એ ખાસ કરીને તમે જોઈ લેજો okay તો આ રુધીરભીષણ તંત્રનો part બે છે જેની અંદર આ તંત્ર છે એને આપણે પૂરું કરી દઈશું આજના lecture માં આપણે હૃદયને ભણવાનું છે જે રુધિરાભિસરણ તંત્ર નો main part છે આપણા શરીરની અંદર જે body ની અંદર જે લોહી છે રુધિર છે એ circulate થાય છે ઉપરથી નીચે સુધી એને માટે કોણ જવાબદાર છે તો હૃદય આપણું heart જવાબદાર છે જે આપણા શરીરમાં પંપની જેમ કાર્ય કરે છે અને એના લીધે જ આપણા શરીરની અંદર જે body ની અંદર જે રુધિર છે એ ઉપરથી નીચે ફર્યા કરે છે deep માં આપણે હૃદયને ભણવાનું છે કે કઈ રીતના actually એનું કાર્ય હોય છે તો શરૂઆત કરીએ છીએ હવે આ lecture ની શરૂઆત કર્યા પહેલા આગળના lecture ની અંદર જે વસ્તુ કીધી છે એનો જે સાર છે એ હું તમને સમજાવી દઉં અને એને આજના lecture સાથે આપણે link કરી દઈશું. જુઓ સૌથી પહેલું મેં તમને પાચનતંત્ર ચલાવ્યું હતું પાચનતંત્રની અંદર કીધું હતું કે મેં કંઈક ખોરાક ખાઈએ છીએ એના પછી જઠરમાં જાય છે જઠરમાં એનું વલોવણ થાય છે એના પછી નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાં Okay એનો main part છે પાચનતંત્ર નો main part કયો છે નાનું આંતરડું છે કારણ કે નાનું આંતરડું શું કરે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એના જે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરે છે અને પોષક દ્રવ્યોનું શોષણ કરીને શેમાં ભેળવી દે છે

પરંતુ પાણીનું શોષણ કોણ કરે છે તો આ મોટું આંતરડું કરે છે અને મોટું આંતરડું પાણીનું શોષણ કરીને એને ક્યાં ભેળવી દેશે તો એને પણ રુધિરની અંદર જ ભેળવી દેશે શેમાં રુધિરની અંદર જ ભેળવી દેશે હવે જુઓ કઈ રીતના આખી process હોય છે તો આજે નાનું આંતરડું અને મોટા આંતરડાના જે skin છે એટલે કે અંદરની તરફ શું આવેલા છે રસાંકોણો આવેલા છે આ રીતના okay તો એ શું કરશે તો નાનું આંતરડામાં જેમ રસાંકો હશે એ પોષક દ્રવ્યોનું શોષણ કરી દેશે અને મોટા આંતરડામાં જે રસાંકો આવેલા છે એ પાણીનું શોષણ કરી દેશે પોષક દ્રવ્યો પણ હવે ક્યાં આવી ગયા છે રુધિર ની અંદર આવી ગયા છે અને પાણી છે એ પણ ત્યાં આવી ગયું છે રુધિરની અંદર આવી ગયું clear હવે રુધિરની અંદર શું છે તો આપણે પીધેલું પાણી પણ છે રુધિર ની અંદર શું છે આપણે જે ખોરાક ખાધો છે એના પોષક દ્રવ્યો ભળશે clear હવે પોષક દ્રવ્યો શું થશે તો પોષક દ્રવ્યો છે એ આપણા આખા શરીર ની body માં okay જ્યાં cell હશે cell એટલે કે કોષ હશે ત્યાં જતા રહેશે તો હવે જે આપણે પોષક દ્રવ્યો ખાધા એ આખા શરીરની અંદર ફેલાશે શેના મારફતે ફેલાશે

તો આપણે ખાધેલા જે પોષક દ્રવ્યો છે એ ક્યાં જતા રહ્યા આપણા શરીરની જે અંદર આખા શરીરમાં જે કોષો છે નાના નાના એ કોષોની અંદર ગ્લુકોઝ સ્વરૂપે આવી ગયા clear okay પાણી નું શું થયું તો પાણી આપણે જે પીધું એ રુધિરની અંદર ભળી ગયું

Yellow color નો હોય છે મેં તમને કીધુ હતું ને તો એમાં નેવું થી લઈને પંચાણું ટકા તો શું હોય છે પાણી જ હોય છે અને એ પાણી ક્યાંથી આવ્યું તો આ મોટા આંતરડામાંથી રુધિરની અંદર ઠાલવ્યું એ રુધિરની અંદર ઠાલવ્યું એ જ પાણીની વાત થાય છે clear ચલો એના પછી આપણે બીજું કહ્યું તંત્ર જોયું હતું તો બીજું તંત્ર જોયું હતું આપણે ઉત્સર્જન તંત્ર તો ઉત્સર્જન તંત્ર ની અંદર મેં તમને શું કીધું હતું કે લીવર છે એ લીવર દ્વારા અમુક એવા ઝેરી દ્રવ્યો છે એનું શોષણ કરી દેવામાં આવે છે અથવા તો આપણે કંઈક ખાઈએ છીએ તો બધા ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોનું શોષણ થઈને એ રુધિરની અંદર ભળી જાય છે તો ઝેરી દ્રવ્યો છે એનું પણ શું થાય છે okay લીવર છે લીવર okay જે યકૃત છે એ શું કરે છે આપણે કંઈક ખોરાક ખાઈએ છીએ

અને કિડની શું કરશે તો કિડની છે એ રુધિરના ગાળણની ક્રિયા કરશે એટલે કે શુદ્ધ રુધિર કરશે okay શુદ્ધ રુધિરની પ્રક્રિયા કરશે અને આ જે કહેવાય કે જે ઝેરી દ્રવ્યો હશે એને અલગ કરશે અને એ પછી મૂત્ર વાહિની દ્વારા મૂત્રાશયની અંદર ભેગા થશે અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જશે તો આપણા શરીરની અંદર ઝેરી દ્રવ્યો છે એનો નિકાલ કઈ રીતના થયો ખબર પડી ગઈ લીવર દ્વારા એ ઝેરી દ્રવ્યો નો સોસવામાં આવ્યો અને શોષીને એને રુધિરમાં ભેળવી નાખ્યું રુધિર ક્યાં ગયું તો રુધિર ફરતું ફરતું ફરતું ફરતું કિડનીમાં ગયું કિડનીમાં શું થયું તો રુધિરમાંથી આ બધા જે ઝેરી દ્રવ્યો છે જે લીવર દ્વારા શોષવામાં આવેલા છે એ દૂર થયા અને એ મૂત્રવાહિની દ્વારા મૂત્રમાંથી એ બહાર નીકળી ગયા clear તો આ આપણું બીજું જોયું હતું ઉત્સર્જન તંત્ર તો આ વસ્તુ ખબર પડી ગઈ કે કઈ રીતના ઝેરી દ્રવ્યો છે એ બહાર નીકળે છે એના પછી આપણે જોયું હતું શ્વસનતંત્ર શ્વસનતંત્રની અંદર મેં શું કીધું હતું કે ઓક્સિજન છે એ આપણે નાક દ્વારા લઈએ છીએ નાક દ્વારા લઈએ છીએ અહીંયાથી ક્યાં જશે? શ્વાસ નળીમાં sorry શ્વાસ વાહિનીમાં જશે શ્વાસ વાહીની છે એ બે રીતના okay બે ફાંટામાં વહેંચાઈ જશે શ્વાસ વાહિની છે એની અંદર વેચાઈ જશે શ્વાસ નળી એ શ્વાસ વાહિનીમાં વહેંચાઈ જશે એના પછી એ આગળ જતાં ઘણા બધા ફાટાની અંદર વહેંચાઈ જશે અને છેલ્લે શું રહેલા છે તો છેલ્લે રહેલા છે વાયુકોષો okay આ રીતના કોથળી આકારના રહેલા છે તમે જોશો તો અહિયાં ધ્યાનથી જોશો તો અહીંયા end માં શું રહેલું છે આ રીતના કોથળી આકારનો ભાગ રહેલો છે જેને શું કહેવામાં આવે છે વાયુકોષો કહેવામાં આવે છે તો હવે આપણે જે શ્વાસ લીધેલો જે ઓક્સિજન છે એ ક્યાં આવી ગયો છે તો વાયુકોષોની અંદર આવી ગયો છે હવે આટલે સુધી યાદ રાખજો okay અહીંયા થી આગળના lecture માં આપણે આગળ જવાનું છે કે આ ઓક્સિજન આપણે લીધો છે એ વાયુકોષોની અંદર આવી ગયો એ વાયુકોષોથી આપણા શરીરની અંદર કઈ રીતે જશે અને કઈ રીતના કાર્બન ડાયોક્સાઇડ પાછો આવશે અને આપણે ઉછવાસમાં બહાર કાઢીશું એ આજના lecture ની અંદર main topic છે એ આપણે ભણવાનો છે હવે મેં તમને કીધુ હતું last lecture ની અંદર કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન આપણા શરીરની અંદર કઈ રીતના પ્રસરે છે તો મેં તમને કીધું હતું રક્તકણો તો આપણા body ની અંદર part one ન જોયો હોય તો જોઈ લેજો

એના પછી અહીં જે લાલ color ના દેખાય છે એને કહેવામાં આવે છે રક્ત કણો રક્ત કણો નું કામ શું તો ઓક્સિજનને આપણા body ની અંદર ફેલાવવું રક્તકણો કેમ લાલ દેખાય છે કારણ કે રક્તકણ ઉપર

તો આખા શરીરમાં જે રક્ત કણો છે એ શું કરશે તો ઓક્સિજન ને બધા કોષો સુધી પહોંચાડવાનું કામ કરશે એના પછી કાર્બન ડાયોક્સાઇડ બનશે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના બનશે હું હમણાં તમને સમજાવું છું એટલે આગળ પણ તમને સમજાવેલું છે એની અંદર સમજાવેલું છે yes સ્વસનતંત્રમાં પણ સમજાવેલું છે કે જે ઓક્સિજન લઈએ છીએ એનું કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે બને છે તો કોષ છે એ કોષની અંદર ગ્લુકોઝ આવી ગયું છે ગ્લુકોઝ ક્યાંથી આવ્યું મેં તમને કીધું ને

એટલે કે કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે સાથે સાથે એટીપી બનશે એટીપી એટલે શું ઉર્જા બનશે જે આના માટે તો આપણે ખોરાક ખાઈએ છીએ okay આ ઉર્જા માટે તો આપણે ખોરાક ખાઈએ છીએ તો એટીપી બનશે એટલે કે એટીપી સ્વરૂપે શું બનશે આપણા શરીરમાં ઊર્જા બનશે અને સાથે સાથે પાણી પણ દૂર થશે એટલે પાણી સી ઓ ટુ અને એટીપી ત્રણ release થશે ક્યારે

કોઈ વાયરસ કે બેક્ટેરિયા ઘૂસી ગયા હોય તો એની સાથે લડવાનું કામ કરે છે અને અહીંયા તમે star આકાર ના okay તમને દેખાય છે આ છે ત્રાક કણો અને ત્રાક કણોનું કામ શું તો આપણા શરીરની અંદર જે રુધિર જામી જવાની ક્રિયા છે એની સાથે સંકળાયેલું છે અહિયાં મને કંઈક વાગે છે તો થોડા સમય પછી એ રુધિર લોહી આવતું બંધ થઈ જાય છે એ કોને આભારી છે તો આજે કહેવાય કે ત્રાક કણો છે જે ને કેટલેક કહેવામાં આવે છે જે આપણે count પણ કહેતા હોઈએ છીએ એને આભારી છે clear તો આ વસ્તુ તમને આગળની જે revise છે એ revise કરાવી દીધી હવે આજનું lecture ભણશો તો તમને મજા આવી જશે હવે એટલું યાદ રાખજો કે આ વાયુકોષ્ઠો છે આ વાયુકોષ્ઠોમાં અત્યારે ઓક્સિજન આવી ગયું છે જે આપણે શ્વાસ દ્વારા લીધું છે ઓકે હવે અહીંયાથી આપણે આગળ વધીએ છીએ અને જોઈએ કે ભાઈ હૃદય છે એ હૃદયનું કામ શું છે અને હૃદયને આપણે આજના lecture માં dip માં ભણવાનું છે ઓકે ચલો સૌથી પહેલા આ થોડી વિચિત્ર image મૂકી છે પણ જાળવી સ્થાન

સ્થાન properly જાણી શકો તો આપણું ફેફસું છે અને આ ફેફસાના તમને ડાભી બાજુએ ડાબી બાજુએ તમને આ રીતના હૃદય જોવા મળશે એટલા જ માટે મેં તમને કીધુ હતું કે ફેફસામાં જે ડાબી બાજુ નું ફેફસું છે એ થોડુંક સંકોચાઇ ગયેલું છે કેમ કારણકે આ જે હૃદય છે એ હૃદયને થોડીક જગ્યા જોઈએ એટલા માટે આજે ડાબી બાજુનું ફેફસું છે એ થોડું સંકોચાયેલું છે clear તો આવી કંઈક હાલ આ એટલા માટે image મૂકી છે કે તમે સ્થાન properly સમજી લેજો કે ફેફસુ અને જે હૃદય છે એનું સ્થાન કઈ રીતના હોય છે આપણા શરીરમાં તો આપણા શરીરમાં જુઓ કે આ મારું ફેફસુ છે ઓકે આ આંતરડી ની પાછળ મારું ફેફસું છે અને એની સેજ પાછળ આ રીતના મારું હૃદય આવેલું છે કઈ બાજુ ડાબી બાજુ આમ જોવા જઈએ ને તો center માં છે આમ જોવા જઈએ તો આપણા શરીરના center ની અંદર જ છે પણ મોટો એવો ભાગ છે એ ડાબી બાજુ છે એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ કે હૃદય છે એ કઈ બાજુ હોય છે ડાબી બાજુ હોય છે clear અને આ ખાલી properly સ્થાન તમે યાદ રાખજો. હવે ફેફસા અને આજે કહેવાય કે જે હૃદય છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ હવે આપણે સમજવાનું છે એ હવે હવે આકૃતિ દ્વારા સમજી શું હવે ધ્યાન થી સમજજો આપણે શું કર્યું okay સૌથી પહેલા તો હું તમારા mind ની અંદર અમુક confusion છે એ દૂર કરી દઉં આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર રુધિરને ગાળવાની પ્રક્રિયા કોણ કરે છે તો કિડની આવશે રુધિરને ગાળવાની પ્રક્રિયા કોણ કરે છે તો કિડની કરે છે clear છે બીજી વસ્તુ કે આપણા શરીરની અંદર જે ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોને અલગ કરવાની ક્રિયા કોણ કરે છે કિડની કરે છે આપણા શરીરની અંદર મૂત્ર બનાવવાની ક્રિયા કોણ કરે છે કિડની કરે છે clear આ ત્રણ વાક્યો બધા સાચા છે i hope so તમને ખબર હશે ઓકે પરંતુ આપણા શરીરમાં ઓક્સિજન દ્વારા રુધિરને શુદ્ધ કરવાની ક્રિયા કોણ કરે છે તો answer આવશે ફેફસુ ફરીથી repeat કરું છું આપણા શરીરમાં ઓક્સિજન દ્વારા રુધિરને શુદ્ધ કરવાની ક્રિયા કોણ કરે છે તો આન્સર આવશે ફેફસુ તો ફેફસુ છે એનું કાર્ય બહુ મેન છે કે આપણા શરીરમાં જે ઓક્સિજન છે રુધિરમાં ઓક્સિજન ભેળવવા નું કામ કોણ કરશે રુધિરની અંદર ઓક્સિજન ભેળવવાનું કામ કોણ કરશે તો આ ફેફસું કરશે સાહેબ હૃદયનું કામ શું હૃદયનું કામ એટલું જ છે પંપ જેવું કે અહીંયા ઓક્સિજન વાળું રુધિર આવ્યું ઓક્સિજન વાળું રુધિર આવ્યું ફેફસામાંથી તો એને બીજા અંગોની અંદર ફેરવશે શરીરના બીજા અંગોની અંદર જવા દેશે અને અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ રુધિરમાં ભળ્યો એને ફરીથી અહીંયા ક્યાં આવશે હાજરી તો ક્યાં પુરાવી પડે હૃદયની અંદર પુરાવી જ પડે યાદ રાખજો ફેફસુ છે એ એ ફેફસુ direct શુદ્ધ રુધિર છે એ અંગોને નથી પહોંચાડતું શુદ્ધ રુધિર કોને આપશે હૃદયને આપશે શુદ્ધ રુધિર કોને આપશે હૃદયને આપશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર એ પણ હૃદય જ આપશે ફેફસાને Hello

આજે આપણે રામાયણ વિશે ચર્ચા કરીશું

તો રામ રાજારામ વિશે થી ચાલુ કરીયે આપણે કે રામ છે એ દશરથ રાજા ના છોકરો હતો. ચાર પુત્ર હતા એને શ્રીરામ, લક્ષ્મણ, ભરત, અને શત્રુઘ્ન.

એટલે જનક રાજા એ કે સીતા ના પિતા છે. ને સ્વયંવર શ્રીરામ ભગવાન ગયા રામ ભગવાને સ્વયંવર મા પોતાની સાથે જે ધનુષ્ય છે તે ઉપાડે છે. ત્યા રાવણ પણ હોય છે પણ કેટલા મોટા બીજા રાજાઓ પણ હોય છે. પણ કોઈ થી તે ધનુષ્ય ઉપડતુ નથી અને શ્રીરામ ભગવાન ધનુષ્ય ઉપાડે છે અને શ્રીરામ ભગવાન જ પોતે ધનુષ ને તોડે છે અને એને ને સીતામાતા ને સ્વયંવર મા જીતી લે છે. એને ની સાથે જનક રાજા લગ્ન કરે છે. એને જનક રાજા ને પછી ચાર પુત્રીઓ હોય છે ચારે ચાર પુત્રી ના ભરતઅ, શત્રુઘ્ન ને તેની ચારેચાર પુત્રો આના ને જનક રાજા ની ચાર પુત્રી ચારે ના લગ્ન એની આરે કરે છે અને ધામધૂમ લગ્ન થાય છે અને પછી તે ઘરે આવે છે

ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ની માતા સુમિત્રા હોય છે અને ભરતની માતા કૈકેયી હોય છે એ રાજારામ છેએ

પણ જે દાસી છે ને એની મંત્રા એને પોતે એમ કહે છે ખબર પડે છે ને અને કહે છે કે આને રાજ્ય રાજ્ય સોપવાના છે રામ ને તો ઈ એના દાસી એને ચડાવે છે અને કહે છે કે રામ ને રાજ્ય સોપી દેસે તો તારા દિકરા ને ગાદી પર બેસવા નો વારો ની આવે અટલે પછી શરત માગે છે દશરથ રાજા ને કહે છે કે તમે રામ ને ગાદી આપશો તો મારા ભરત ને ગાદી આપો ઈ કે એટલે દશરથ રાજા એમ કહે છે કે મારા રામ મોટા છે તો હુ રામ ને ઈ કે આપુ ઈ કે તો એની ચડમણી થી

વ્યાકૂળ થઈ જાય છે ને કોઈ બે ખાવા નુ બધુ ભુલી જાય છે ને વ્યાકૂળ વ્યાકૂળ થઈ જાય છે ભાન માથી નથી રેહતા અને એવુ થઈ જાય઼ છે અને વચન આપતા તો અપાઈ જાય છે અને રામ ને વનવાસ મા મોકલવાઈ મોકલી ના શકે એવી રીતે પણ તોય એને શરત જ વચન બધા હતા એટલે ફરજિયાત વનવાસ ને ચોઉદ વષૅ નો રામ ને લેવુ પડે એવુ હતો

છતા પણ એમને કેટલો કષ્ટ વેઠવો પડે છે કે જે ચંપલ વગર અને વનવાસ ના કપડા એવા આપે છે કે જે કાયમી માટે ક્યારેય વસ્ત્ર એવા ના થાય ને એવા વસ્ત્રો પહેરીને જાય છે કે ધોવાએ ના પડે અને ક્યારેય વસ્ત્ર ગંધાય નહી કે ખરાબ ના થાય એવા વસ્ત્ર એને ત્રણે પહેરે છે અને વન મા નીકળી પડે છે ત્રણે ચંપલ વગર ના રાજા ની પુત્રી રાજા ની પત્નિ છતા કેટલો કષ્ટ કાટા લાગે છે જંગલ મા તો કઈ સુખ સુવિધાઓ ની છે રાજા ના મહેલ માં રહેલી હોય છોકરી અને એક પુત્રી ને કષ્ટ પડે તે સહન કરેં છે અને પછી તેના ભેગી જાય છે ને ભરત ને પછી ખબર ના હોય કે મારો ભાઈ વનમાં જાય છે કે મને ગાદી આપશે કે કેવી રીતે પછી ભરત મામા ને ઘેર ગયા હોય છે તો પછી ભરત તેના મામા ના ઘરે થી આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારા ભાઈ ને વનવાસ થયો હોય છે અને તે બહૂ

ઝોપડી બનાવીને અલગ રહીશ હુ પણ જ્યા સુધી મારો ભાઈ ના આવે ત્યા સુધી હુ આ ગાદી ઉપર બેઠીસ નહી ચોઉદ વષૅ સુધી હુ પણ બાહર જ રહીશ રામ વનવાસ જાય છે તો પાછળ થી દશરથ રાજા ના પ્રાણ જાય છે તે એના ચિંતા મા ને ચિંતા મા એમના પ્રાણ પણ આપી દીધા મારા રામ ને વનવાસ મા મોકલ્યો એમ અને જનક રાજા ને જ્યારે લગ્ન કીધા હતા ત્યારે સીતા ને રામ ની રાણી તરીકે લાવ્યો હતો હુ અહિ રાજા બનશે અને એમને રાની ની જેમ રાખીને હાચવી પણ એને પણ એટલો દુખ થયો કે સીતામાતા ને લગ્ન કૈરા ને તરત જ વનવાસ મા જવુ પડયુ એમ ભરત ગાદી પર તો નથી બેસતો પણ એના રામ ના જે પાદુકોન હોય ને એ જ ગાદી પર હુ તો જીદંગી મા રામ ના આશન નહી લઉ તેના પગ ના જે ચરણો ના પાદુકોન છે હુ રાખીસ નહી એક જ રાજા છે અત્યાર સુધી એ છે પણ હુ રાજા તરીકે નહી બેસુ જે માતા ની જે મારી માતા ની ભૂલ છે હુ નહી કરુ એવી ભૂલ એમ

પછિ તો રામ તો વનવાસ મા જાય છે ત્યારે એક કેવટ આવે છે નદિ પાર કરવા માટે તે ની કેવટ મા ના કેવટ ને પણ રામ નેજોઈ ને રાજી ના રેડ થઈ જાય છે કે મારી નાવ મા રામ ક્યાથી એમ એમના પગ ધોઈને પીએ છે બન્ને સીતામાતા ને લક્ષ્મણ ને રામ ને ઓલાપાર નદી ને ઓલાપાર લઈ જાય઼ છે

પછી જંગલ માં એકદમ જાય છે તો જંગલ માં પછી સારી જગ્યા ગોતી ને ઝોપડી બનાવે છે વધુ વસ્તુઓ જંગલ માથી ગોતી ગોતી ને એક સરસ મજા ની ઝોપડી કરી ની પોતાની કરી ની ફુલ ઝાડ વાઇવા બહૂ મસ્ત કૂટીર બનાઈ છે ને ત્યા જંગલ માં પછી જંગલ માં રહે છે ત્યા શૂર્પણખા આવે છે શૂર્પણખા આવી અને આ બે જોઈ રાજા ના કુંવર જોય છે લક્ષ્મણ ને અને રામ ને તો એને તો બહુ ગમી જાય છે કે મને આ બે કુંવર બહુ ગમે છે તો લક્ષ્મણ ને આવી ને કહે છે કે મને તારી સાથે લગ્ન કરવા છે લક્ષ્મણ કહે છે કે મારે તો લગ્ન થઈ ગયા છે એમ કહીને એની મજાક ઉડાવે છે પણ હોલી ખાર મા ખાર માને એનુ ઓલું કરે છે અને લક્ષ્મણ ખારો થઈ અને એનો નાક કાપી નાખે છે નાક કાપીને હા એટલે ઈ પછી રોતી રોતી રાવણ પાસે જાય છે અને રાવણ ને કહે છે કે ઓ ભાઈ તારા બહેન ની દશા કેવી થઈ રહી છે ને રાવણ એને પૂછે છે કે કોણ છે આવુ કે મારી બહેન નો દશા કરવા વાળુ? એટલે કે છે કે રામ ને સીતા અને લક્ષ્મણ આવેલા છે ઝુપડી મા રહે છે જંગલ મા ભાઈ તુ મારો વેરણ લે એની હારે એમ રાવણ સાધુ નો વેશ લઈ અને આવે છે સીતામાતા નુ હરણ કરવા

સીતાજી જ્યારે આવે ને ત્યારે ક્યા એવુ નો રુપ ધારણ કરે છે ને એને જોઈ સીતાજી મોહિત થઈ જઈને તારી પાસે આવી જાય એમ એટલે જે પાર્થિવ હોય ને તે હરણ બની જાય છી અને પછી તે દોડતો દોડતો આગડ જાય છે સીતા ની નજર એની પર પડે છે

રામ અને સીતા લક્ષ્મણ વયા જાય છે તો સીતા પાછા ઘરે આવે છે મને ઓલું હરણ પકડાવી દયો પકડાવી દયો એમ તો રામ ની વયા ગયા સીતા ને ગોતવા ત્યાં અચાનક આવી જાય છે રાવણ સાધુ ના વેશ લઈને ભિક્ષા દે ભિક્ષા દે લક્ષ્મણ એ લક્ષ્મણ રેખા કરીને તમે ભાભી અહિ થી બાહર તમે નીકળતા નહી હું મારા ભાઈ ને શોધી ને આવુ એમ તો ને બાહર પ હરણ ને એને રામ રામ કર્યુ એટલે એને એમ થયુ કે સીતા ને કાંઈક થયુ આ અવાજ સીતાનો છે એ રીત ને રામ એને ગોતવા જાય છે એટલે પાછડ થી રાવણ આવે છે ને

એટલે લક્ષ્મણ રેખા દોરી ને જાય છે તો રામ ને ગોતવા લક્ષ્મણ નીકળે છે ત્યારે સાધુ ના વેશ મા રાવણ આવે છે રાવણ ભિક્ષા લેવા માટે પહેલા સીતામાતા અંદર લોટ લેવા જાય ને રેખા પાર કરવા જાય ને રાવણ ત્યા એને તીખારા કરે છે એટલે કે રાવણ ના મન મા એમ થઇ ગયુ કે આ તો દોરેલી રેખા છે હુ આની પાર જઈને તો બળી ને ભષ્મ થઈ જઈશ એટલે હુ સીતામાતા ને ગમે તે પ્રકારે બાહર જ બોલાવુ સીતામાતા લોટ લઈને આવે ને તો એને કહે કે હુ છે ને કોઈ સ્ત્રી એકલી હોય ને તો હુ અંદર નહી આવુ એમ તમે આ રેખાની બાહર આવીને લોટ દો એટલે સીતામાતા કહે છે કે મારા દેવરે આ રેખા દોરેલી છે ને હુ આની બાહર ના આવુ તો કહે કે હું તો સાધુ છુ અને હું તો ભિક્ષા લીધા વીના તમારા આગણે થો જઈશ ને તો તમને પાપ લાગશે અને કોઈ સાધુ તમારા આગણે થી એમ ને એમ જાઈને એ તમને હારુ ના લાગે તમે મને ભિક્ષા દેવા માટે બાહર જ આવવુ પડે બીચારી બાહર આવે છે ને સીધો પકડીને વિમાન મા બેસાડી ને એને લઈ જાય છે તો વચ્ચે ગુરુડ આવે છે ગરુડો બચાવવા ની ઘણી કોશિશ કરે છે સીતામાતા ને અને સીતામાતા પણ બુમો પાડે શ્રીરામ ને

લક્ષ્મણ કહે છે કે જરુર આ રાક્ષસી માયા હોવી જોઈએ છે આ ગમે એ રાક્ષસે જ કરેલું હશે કે ભાભી ને ઉપાડી જ ગયા છે કોઈ પછી બે ભાઈ જંગલ મા ગોતવા નીકળે છે સીતે સીતે કરતા કરતા નીકળે છે તો સીતાજી એ જેને ઘરેણાં હોઈ એ બધું કાઢી અને પોટલી ભરી ને રસ્તા મા નાખી દીધી હોય તો ઈ પણ હાથ માં આવે છે કે મારા રામ મળે તો એને કહેજો જંગલવાસીઓ તમે તમારી સીતા ને કઈ રાવણ લઈ ગયો છે તેનુ હરણ કરીને એવી રીતના એના લઈ જાય છે પછી રામ અને લક્ષ્મણ એને ગોતવા નીકળે છે પછી રસ્તા મા જટાયુ યે આવે છે સીતા ને બચાવવા માટે કઈ જટાયુ ને પણ એ રાક્ષસ રાવણ કે ઈ મારે છે તો એની પાખો હોય એ તુટી જાય છે તો રામ ને ગોતતા ગોતતા જાય છે પછી એને ઈ કહે છે રામ ને કે તમારી સીતા ને તો પેલો રાવણ લઈ ગયો છે કે લંકા ઈ કે કઈ ત્યારે એને ખબર પડી જાય છે પછી એ ગોતતા ગોતતા લંકા સુધી જાય છે તો લંકામા રસ્તા મા પાછા હનુમાન આવે છે હનુમાન એને કેવી રીત ના જાવુ સીતાજી ને મળવા એમ હનુમાન ને પેલા એમ કહે છે તમે પેલા સીતામાતા ને ગોતી આવો કે રાવણ લઈ ગયો છે એ ખબર પડી જાય છે ને રામ એટલે

સીતામાતા પહેલા વિશ્વાસ ના કરે કે આ તો રાક્ષસી માયા તો ગમે તે સ્વરુપ લઈ ને આવે એમ સીતામાતા ઓળખતા નથી હનુમાન ને એ વીંટી હોય છે એ આપે છે કે આ તમે આ વીંટી આપ્શો ને એટલે સીતા ઓળખી જશે મને મુકેલો છે સીતામાતા ઓળખી જાય છે વીંટી તો મારી જ છે એટલે આ દૂત રામ ને મોક્લેલો છે હનુમાન કહે છે કે અત્યારે તમે મારા ખબા ઉપર બેસી જાઓ હું તમને પાર પાર કરાવી દઉ એમ દરિયો પાર કરાવીને લઈ જાઉ રામ પાસે તો કહે ના ના કે જેવો મને રાવણ ઉપાડી લઈ ગયો હતો ને તમે એને યુદ્ધ કરી ને રામ ને યુદ્ધ કરી રાવણ હારે રાવણ પરાસ્ત કરીને જ કે મને લઈ જવાની છે હું એમ ના આવુ એમ એટલે પછી હનુમાન આવી ને કહે છે રામ ને કે આપણે યુદ્ધ કરવુ પડશે એમ તો જ સીતામાતા આવશે પછી યુદ્ધ કરે છે યુદ્ધ કરવા માટે તો દરિયો પહેલા પાર બુરવો પડે આખા વાલિઓ અને સુગ્રીવ ને ની મદદ લે છે વાલિઓ અને સુગ્રીવ બન્ને ભાઈઓ હોય છે એ બે ને ઝગડો કરાવીને વાલિ ને મારી નાખે છે ને સુગ્રીવ ની મદદ થી એની સેના થી બધી દરિયો ને આખ્ખો પત્થર થી પુરી નાંખે છે એટલે સેતુ બાંધે છે દરિયા ઉપર

સેતુ બાંધી અને પછી પછી એનો વિભીષણ એનો ભાઈ છે રાવણ નો ભાઈ છે એ રાવણ ને બહુ સમજાવે છે અને કહે છે કે તમે સીતા જી એક દેવી છે તમેઆવી રીત ના પાપ ના કરો આવો અન્યાય ન કરો તમે એને છોડી દો જાવા દિયો એ રાવણ ની ઘર વાળી તે પણ એમ કહે છે કે તમે મૂકી દિયો સીતા ને છોડી દો પણ રાવણ એક નો બે નથી થતો તો એ નો બહુ હેરાન કરે છે સીતાજી ને નહી હું સીતા હારેજ પણ સીતા મારી સાથે લગ્ન કરે ધરાહાર એમ કહે છે એટલે પછી બન્ને વચ્ચે સારુ એવુ યુદ્ધ થાય છે હમ બન્ને વચ્ચે યુદ્ધ થાય છે અને સીતામાતા ને લઈ આવે છે. પછી એનો એક ભાઈ રાવણ નો ભાઈ કૂભકરણ હોય છે એ બહુ એક ઓ ઉંઘ ની નીદ્રા માથી

સમજી ગયા આવુ યુદ્ધ સ્ત્રી ઉપર એવુ ના કરાય એના થી એ રાવણ ના માને અને એના છોકરા ને એના ભાઈઓ ને બધા ને એને યુદ્ધ મા ખોઈ દીઘા મારીનાંખ્યા અને રાવણ એક નો બે ના થયો એમ કે રાવણ સુધરે એમ પછી રાવણ ને એનો છોકરો જે તીર મારે છે ને લક્ષ્મણ મૂરછા આવી જાય છે તેની દવા લેવા માટે જાય છે

મૂરછા માથી બાહર લઈ આવે અને તાજા કરે છે પછી બાહર લઈ આવે છે ને પછી રામ પછી રાવણ સાથે યુદ્ધ કરી અને તેના દસે દસ માથા કાપી નાખે છે અને સીતામાતા ને લઇ આવેછે હેમખેમ ઘરે અને પછી ત્યાંથી તે ઘરે આવે છે પછી

બરોબર પાછુ આપણે પાછા મળીશુ જય઼ હિંદ જ્ય઼ ભારત જય઼ હિંદ જ્ય઼ ભારત ચાલો તો આજે કઈ ટોપિક પર ચર્ચા કરીશું આપણે? હાલના ટાઈમે સૌથી વધારે ટ્રેન્ડી વસ્તુ એ છે કે ફ્રી લાન્સિંગ જ્યાં જઈએ ત્યાં ફ્રી લાન્સિંગ બહુ જ સાંભળવા મળશે આપણે. ચાહે કોઈ આર્ટ ફિલ્ડ હોય, સાઇન્સ હોય, કોમર્સ હોય, કોઈ પણ ફિલ્ડમાં એજ્યુકેશન કમ્પ્લીટ કરીએ પણ આપણે ફ્રી લાન્સિંગ બહુ સાંભળવા મળશે અને એક રીતે જોવા જઈએ તો જે પણ અ વર્કિંગ વુમન હોય અમ બીફોર મેરેજ એ લોકોને પણ આફ્ટર મેરેજ એવું થયું હોય કે કરિયર માં ગેપ આવી ગયું હોય પણ આ ફ્રીલાન્સિંગ એટલું સારું પ્લેટફોર્મ બની ગયું છે ને કે કોઈને પણ પાર્ટ ટાઈમ છે કે અ ફ્લેક્સિબિલિટીવાઇઝ અર્ન કરવાનું અને કરિયર ને કહેવાય ને કે પાછું અ કંટીન્યુ કરવાનું બહુ સારું એવો ચાન્સ મળી રહે છે તો બહુ જ સારું છે હાલના ટાઈમે ફ્રીલેન્સીંગ એ તો સાચી વાત છે તમારી એકદમ કે પોતાનું જે બી પ્રાઇમરી ઓક્યુપેશન હોય સ્ટડી હોય તો સ્ટડી જોબ હોય તો જોબ, એ તો તમારું ચાલ્યા જ કરે કોઈ સરકારી એક્ઝામ ની તૈયારી કરતું હોય કાં તો કોઈ ઘર સાચવતું હોય એની જોડે જોડે જે થોડો ઘણો ફ્રી ટાઇમ મળે એ જ ફ્રી ટાઇમ નો ઉપયોગ કરીને એક સારી આવક ભી ઊભી થઇ જાયે એની જોડે જોડે તમે એક સારી પ્રવૃત્તિમાં જોડાઓ જેથી તમારું માઈન્ડ હોય એ બી કોઈ જગ્યાએ યુટીલાઈઝ થયા કરે અને કઈંક ને કઈંક તમે નવું શીખો અને તમારી ક્રિએટિવિટી જળવાઈ રહે અને અમુક વાર તો એવું થાય છે કે ફ્રીલેન્સીંગ ચાલુ કર્યા પછી લોકોની ક્રિએટિવિટી વધી જાય છે. એ એવા લોકોને મળતા હોય જેનાથી એમને ચાર વસ્તુ શીખવા મળે અને શીખીને એ સ્કીલસ એ ડેવલપ કરે તો એ જ માણસ જે કશું ના કરતું હોય એની પાસે અમુક સારી સ્કિલ્સ આવી જાય જેના થી એ બહુ જ સારું કમાતો થઈ જાય કે કમાતી થઈ જાય. અને અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં યૂટ્યૂબ અને બ્લોગિંગ સૌથી બંને મોટા પ્લેટફોર્મ છે કોઈ પણ આપણી સ્કિલ સેટ હોય એને આપણે યૂટ્યૂબ પર રીપ્રેઝન્ટ કરી શકીએ અને એના થ્રુ અ લોકો જોઈ શકે કે અ મતલબ મારામાં કઈ આવડત છે એને આપણે બતાવી શકીએ છીએ. અને બ્લોગિંગ પણ એવી જ વસ્તુ છે કે જે આપણે અ બ્લોગ કરીને અગર રીપ્રેઝન્ટ કરીએ પબ્લિશ કરીએ તો લોકોને પણ એમાંથી કંઈ શીખવા મળે અને આપણા આપણામાં પણ સ્કિલ ડે બાઈ ડે એડ થતા જાય અને આપણે પણ ઈમ્પ્રોવ કરીએ શકીયે આપણે ખુદને.